નમસ્તે મિત્રો
જીચેમ્પેઇન્ટ માં રેઝોનન્સ સ્ટ્રકચર્સ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું રાસાયણિક પ્રતિક્રિયાઓ દર્શાવવા માટે વિવિધ પ્રકારનાં બાણોનો ઉપયોગ અને એક અણુમાં ભાર અને ઇલેક્ટ્રોનની જોડણી ઉમેરવી આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1204
જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 01210
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે જીચેમ્પેઇન્ટ સાથે પરિચિત હોવા જોઈએ
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
હું જીચેમ્પેઇન્ટ વિન્ડો પર જઈશ
મેં એક નવો જીચેમ્પેઇન્ટ વિન્ડો ખોલ્યો છે
અહીં તમે ઇથાઇલક્લોરાઇડ અને મિથાઇલબ્રોમાઇડ બંધારણો જોઈ શકો છો
હું તમને બતાવીશ કે carbo કેશન ને કેવી રીતે મેળવવું
ઇથાઇલક્લોરાઇડ નાં ક્લોરીન પરમાણુ પર ચાલો ઇલેક્ટ્રોનની જોડણી ઉમેરીએ
એડ એએન ઇલેક્ટ્રોન પેર ટૂલ પર ક્લિક કરો
ક્લોરીન પરમાણુ પર ક્લિક કરો અને શું થાય છે તેનું અવલોકન કરો આગળ હું બતાવીશ carbon ક્લોરીન બંધાણમાં ઇલેક્ટ્રોનની જોડણીનું શિફ્ટ એડ એ કર્વ્ડ એરો ટીઓ રિપ્રેઝન્ટ એએન ઇલેક્ટ્રોન પેર મૂવ ટૂલ પર ક્લિક કરો
પ્રોપર્ટી વિન્ડો ખુલે છે
એન્ડ એરો એટી સેન્ટર ઓએફ ન્યૂ બોન્ડ ચેક બોક્સ પર ક્લિક કરો
તે ઇલેક્ટ્રોન જોડણીને યોગ્ય સ્થિતિમાં ખસેડે છે
carbon ક્લોરીન બોન્ડ પર ક્લિક કરો
કર્સરને વળાંકવાળા બાણ પર મુકો અને ઇલેક્ટ્રોન શિફ્ટનું અવલોકન કરો
મેં આ રચનાની એક નકલ બનાવીશ
હવે એડ એએન એરો પર ક્લિક કરો અને બંધારણો વચ્ચે ક્લિક કરો
carbo કેશન બનવાનું એક પાયા દ્વારા જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા ઈનીશલાઈઝ થાય છે
એડ ઓર મોડિફાય એ ગ્રુપ ઓએફ એટમ્સ ટૂલ પર ક્લિક કરો બાણની ઉપર બાજુએ ક્લિક કરો
ટાઈપ કરો નાઓહ
સિલેક્શન ટૂલ પર ક્લિક કરીને નાઓહ પસંદ કરો
બાણ પર જમણું ક્લિક
સબમેનુમાં એરો પસંદ કરો
અટેચ સિલેક્શન ટીઓ એરો પર ક્લિક કરો
એરો એસોસિએટેડ મથાળા સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
રોલે ડ્રોપ ડાઉનમાં રિએક્ટન્ટ પસંદ કરો અને ક્લોઝ પર ક્લિક કરો
હવે ચાલો બીજા ઇથાઇલક્લોરાઇડ ને ઇથાઇલ carbo કેશન અને ક્લોરાઇડ આઇઓએનએસ માં પરિવર્તિત કરો
ઇરેઝર ટૂલ પર ક્લિક કરો અને carbon ક્લોરીન બોન્ડ પર ક્લિક કરો
એથને અને એચસીએલ ની રચના થાય છે
જ્યારે ઇલેક્ટ્રોનો કાર્બન માંથી ક્લોરીન માં ખસે છે કાર્બન ઘન ભાર મેળવે છે
ઇન્ક્રિમેન્ટ થે ચાર્જ ટૂલ પર ક્લિક કરો
carbon ક્લોરીન બોન્ડ જ્યાંથી રદ્દ થયો છે એ સ્થાને ક્લિક કરો
ઇથાઇલ Carbo cationch3 ચ2 ની રચના થાય છે
ક્લોરાઈડ આયન બનાવવા માટે ડિક્રીમેન્ટ થે ચાર્જ ટૂલ પર ક્લિક કરો
એચસીએલ પર ક્લિક કરો
Chlorideસીએલ આયન બને છે
હવે ચાલો એકલ ઇલેક્ટ્રોન શિફ્ટ પર ખસીએ
ચાલો ફ્રી રેડિકલ્સ મેળવવા માટે મિથાઇલબ્રોમાઇડ બંધારણનો ઉપયોગ કરીએ
એડ એ કર્વ્ડ એરો ટીઓ રિપ્રેઝન્ટ એ સિંગલ ઇલેક્ટ્રોન મૂવ ટૂલ પર ક્લિક કરો
વળાંકવાળો બાણ મેળવવા માટે મિથાઇલબ્રોમાઇડ બોન્ડ પર ક્લિક કરો
પેન્સિલ ટૂલને બોન્ડ પર સેજ ખસકાવો બીજો વળાંકવાળો બાણ મેળવવા માટે ફરીથી ક્લિક કરો
પ્રથમ બાણ બ્રોમો પર જાય છે અને બીજું બાણ મિથાઇલ તરફે જાય છે
બંધાણ થયેલ ઇલેક્ટ્રોન જોડણીમાંથી બ્રોમો અને મિથાઇલ બંનેને એક એક ઇલેક્ટ્રોન મળશે
ઉત્પાદનો દર્શાવવા માટે ચાલો એક બાણ ઉમેરીએ
એડ એએન એરો પર ક્લિક કરો મિથાઇલબ્રોમાઇડ ની બાજુમાં આવેલ ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
ફ્રી રેડિકલ્સ ની રચના પ્રતિક્રિયામાં ઉષ્ણતાનો સમાવેશ કરે છે
એડ ઓર મોડિફાય એ ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરો
બાણની ઉપર બાજુએ આવેલ ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
લીલા બોક્સમાં હીટ ટાઈપ કરો
સિલેક્શન ટૂલ પર ક્લિક કરીને હીટ પસંદ કરો
બાણ પર જમણું ક્લિક
સબમેનુમાં પસંદ કરો એરો અને અટેચ સિલેક્શન ટીઓ એરો પર ક્લિક કરો
એરો એસોસિએટેડ મથાળ સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
રોલે ડ્રોપ ડાઉન યાદી ઘણા વિકલ્પો ધરાવે છે તેની નોધ લો
રોલે ડ્રોપ ડાઉનમાં ટેમ્પરેચર પસંદ કરો અને ક્લોઝ પર ક્લિક કરો
હવે ચાલો ફ્રી રેડિકલ્સ બનાવીએ
મેં આ બંધારણની એક નકલ બનાવીશ
ઇરેઝર ટૂલ પર ક્લિક કરો અને carbon બ્રોમિન બોન્ડ પર ક્લિક કરો
મેથાને અને hydrogen બ્રોમાઇડ ની રચના થાય છે
એડ એએન અનપેર્ડ ઇલેક્ટ્રોન ટૂલ પર ક્લિક કરો
મેથાને અને hydrogen બ્રોમાઇડ પર ક્લિક કરો
મિથાઇલ અને બ્રોમિયમ ફ્રી રેડિકલ્સ ની રચના થાય છે
સિલેક્શન ટૂલ પર ક્લિક કરો
પ્રતિક્રિયા માર્ગ બનાવવા માટે પહેલા સંપૂર્ણ પ્રતિક્રિયા પસંદ કરો
હવે પસંદ કરેલ પર જમણું ક્લિક કરો
સબમેનુ ખુલે છે
ક્રિએટ એ ન્યૂ રિએક્શન પર ક્લિક કરો
પ્રતિક્રિયા માર્ગ બને છે
પ્રતિક્રિયા માર્ગ જોવા માટે ડ્રેગ કરો
એજ પ્રમાણે હું પાછલી પ્રતિક્રિયા માટે પ્રતિક્રિયા માર્ગ બનાવીશ
તેમજ આપણે જો ઈચ્છીએ તો પ્રતિક્રિયા માર્ગને રદ્દ પણ કરી શકીએ છીએ
આમ કરવા માટે પ્રતિક્રિયા પર ફરીથી જમણું ક્લિક કરો
ડેસ્ટ્રોય થે રિએક્શન પર ક્લિક કરો
આ ક્રિયા પ્રતિક્રિયા માર્ગને રદ્દ કરશે
આમાંનાં કોઈપણ ઓબજેક્ટને ડ્રેગ કરો અને તમે જોશો કે તેને વ્યક્તિગત રીતે ખસેડી શકાવાય છે
હવે આપણે ડબલ હેડેડ એરો નો ઉપયોગ કરીને રેઝોનન્સ અથવા મેસોમેરી પર જઈશું
મેં નાઇટ્રોમીથેન નાં બંધારણ સાથે એક નવો જીચેમ્પેઇન્ટ વિન્ડો ખોલ્યો છે
બંધારણ અંતર્ગત ઇલેક્ટ્રોન શિફ્ટ દર્શાવવા માટે મેં વળાંકવાળા બાણો અને ભારો ઉમેર્યા હતા
હવે ચાલો બે માથાવાળા બાણને ઉમેરીએ
એડ એ ડબલ હેડેડ એરો પર ક્લિક કરો
નાઇટ્રોમિથેન્સ વચ્ચે આવેલ ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
બે બંધારણો એ નાઇટ્રોમીથેન નાં રેઝોનન્સ સ્ટ્રકચર્સ છે
બંધારણ પસંદ કરવા માટે CTRLA દબાવો
પસંદ કરેલ પર જમણું ક્લિક કરો
સબમેનુ ખુલે છે
ક્રિએટ એ ન્યૂ મેસોમેરી રિલેશનશીપ પર ક્લિક કરો
સંબંધ જોવા માટે ડ્રેગ કરો
અહીં રેઝોનન્સ સ્ટ્રકચર્સ ઓએફ બેન્ઝેને માટે સ્લાઈડ છે
હવે ચાલો retro સિન્થેટિક બનાવતા શીખીએ
જોઈતા બંધારણો સાથે મેં એક નવો જીચેમ્પેઇન્ટ વિન્ડો ખોલ્યો છે
રેટ્રોસિન્થેટિક માર્ગ ઉત્પાદનથી શરુ થાય છે અને તમામ ઇન્ટરમિડીયેટો પ્રક્રિયકમાં જાય છે
આ માર્ગમાં અંતિમ ઉત્પાદન ortho નાઇટ્રોફિનોલ છે અને શરૂઆતી પદાર્થ બેન્ઝેને છે
retro સિન્થેટિક માર્ગ દર્શાવવા માટે ચાલો retro સિન્થેટિક બાણ ઉમેરીએ
એડ એએન એરો ફોર એ રેટ્રોસિન્થેસિસ સ્ટેપ પર ક્લિક કરો
તમામ સંયોજનો વચ્ચે ક્લિક કરો
બંધારણો પસંદ કરવા માટે CTRLA દબાવો
પસંદ કરેલ પર જમણું ક્લિક કરો
સબ મેનુ ખુલે છે
ક્રિએટ એ ન્યૂ રેટ્રોસિન્થેસિસ પાથવે પર ક્લિક કરો
બનાવેલ માર્ગ જોવા માટે ડ્રેગ કરો
આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા વળાંકવાળા બાણો વાપરીને ઇલેક્ટ્રોન શિફ્ટ દર્શાવવું રીએક્શન બાણો પર પ્રતિક્રિયા સ્થિતિ લગાડવી
રીએક્શન બાણ વાપરીને પ્રતિક્રિયા માર્ગ બનાવવા અને નષ્ટ કરવા
બે માથાવાળું બાણ વાપરીને નવું મેસોમેરી સંબંધ બનાવવું retro સિન્થેટિક બાણ વાપરીને એક retro સિન્થેટિક માર્ગ બનાવવો
એસાઈનમેંટ તરીકે એરો પ્રોપર્ટીનો ઉપયોગ કરીને બુટને અને સોડિયમબ્રોમાઇડ મેળવવા હેતુ ડ્રાયથર દ્રાવક સાથે bromo એથને અને સોડિયમ નાં પ્રતિક્રિયા માટે એક પ્રતિક્રિયા માર્ગ બનાવો
પ્રતિક્રિયા પરમાણુ માટે સ્ટોઇચિયોમેટ્રિક સહગુણાંકો ઉમેરો
નફ્થલેને એન્થ્રેસને અને carbon ડાયોક્સાઇડ નાં રેઝોનન્સ બંધારણો દોરો
આ જોઈતો પ્રતિક્રિયા માર્ગ છે
આ નફ્થલેને એન્થ્રેસને અને carbon ડાયોક્સાઇડ નાં રેઝોનન્સ બંધારણો છે
આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અમને જોડાવાબદ્દલ આભાર